ટ્યુબલાઈટ ની સળી મૂકવામાં આવેલી છે અને આજુબાજુની દિવાલ પર પેપર મૂકવામાં આવેલા છે.

ત્યાં એક નાનો જ અં બાળક તેના બાલ કપાવવા માટે આવેલો દેખાય રહ્યો છે.

અને ત્યાં ઘણા બધા વ્યક્તિઓ હેરફેર કરતા નજરે દેખાઈ રહ્યા છે અને એ તેમના કામમાં વ્યસ્ત છે.

ત્યાં ડી_જે પણ મૂકવામાં આવેલા છે અને સારપી લાઇટો પણ મૂકવામાં આવેલી છે.

ઉપરના ફોટો માં પરચુરણ તેમજ રોજની રોજિંદા જીવનની વસ્તુઓ મળી રહે તે --

અને ત્યાંની અહ પછાડીની સાઇડ ઉપર ત્રણ છોડવાઓ દેખાઈ રહ્યા છે અને આજુબાજુની સાઈડ પર બીજા અન્ય નાના છોડવાઓ પણ ઉછેરવામાં આવેલ છે.

અને તેની આગળ અલગ અલગ પ્રકારના પાત્ર દર્શાવવામાં આવેલા --

ત્યાં ઘણા બધા પ્રકારની દવાઓ અલગ અલગ વિભાગમાં મૂકવામાં આવેલી છે.

અને ત્યાં સ રોડ ઉપર વ્યક્તિઓ અવરજવર કરતા દ નજરે પડી રહ્યા છે.

ઉપરના ફોટો માં મંદિરની આજુબાજુ ખૂબ જ સારી રીતે શૃંગાર કરવામાં આવેલો છે અને મંદિર ના આજુબાજુમાં મંડપ પણ બાંધવામાં આવેલા છે.

વ્યક્તિ બ્લુટુથ બ્લુટુથ હેડ નેકબેન્ડ નો ઉપયોગ કરતો દેખાઈ રહ્યો છે.

ઉપરના ફોટો માં કપડાને લગતી દુકાનો દેખાઈ રહી છે જ્યાં ઘણા બધા પ્રકારનાં કપડાઓ લટકાવવામાં આવેલા છે.

સાડીઓ છે કુર્તીઓ છે નાના છોકરા માટેના કપડા તેમજ દુકાનનું નામ ઉપર લખેલું છે મમ્મી એન્ડ ડેડી કરીને.

જેમકે મેગી તેમજ ઘરના વપરાશ માટેની અન્ય વસ્તુઓ મસાલો તેમ જ દેખાઈ રહ્યા છે.

અલગ-અલગ સાઇઝો તેમજ અલગ-અલગ મોડેલો દર્શાવવામાં આવેલા છે.

જ્યાં સામેની સાઈડ પર એક ગેટ છે ત્યાંની સાઈડ અગાડ ની સાઈડ પર એક ખુરશી વાઈટ કલર ની મૂકવામાં આવેલી છે.